જાવામાં ન્યુમેરિકલ ડેટાટાઇપ્સ પરનાં સ્પોકન ટ્યુટોરીયલમાં સ્વાગત છે
આ ટ્યુટોરીયલમાં આપણે નીચે આપેલ વિશે શીખીશું જાવામાં ઉપલબ્ધ વિભિન્ન ન્યુમેરીક્લ ડેટા ટાઇપ અને તેને ન્યુમેરીક્લ ડેટા સંગ્રહવા માટે કેવી રીતે વાપરવું
આ ટ્યુટોરીયલ માટે આપણે વાપરી રહ્યા છીએ ઉબુન્ટુ 1110 જેડીકે 16 અને એક્લીપ્સ 370 આ ટ્યુટોરીયલનાં અનુસરણ માટે તમને જાણ હોવી જોઈએ કે એક્લીપ્સમાં સરળ જાવા પ્રોગ્રામ લખી રન કેવી રીતે કરવું
જો નથી તો સંબંધિત ટ્યુટોરીયલ માટે નીચે દર્શાવેલ અમારી વેબસાઈટનો સંદર્ભ લો
ઈન્ટીજર સંગ્રહીત કરવા માટે વપરાયેલ ડેટા ટાઇપને ઇન્ટ કહેવાય છે
દશાંશ ક્રમાંકોને સંગ્રહીત કરવા માટે વપરાયેલ ડેટા ટાઇપને ફ્લોટ કહેવાય છે
ચાલો પહેલા ઈન્ટીજરને વ્યાખ્યાયિત કરીએ અને ઉપયોગ કરીએ
અહીં આપણી પાસે એક્લીપ્સ આઇડીઇ અને બચેલા કોડ માટે જોઈતું માળખું છે
અહીં આપણે ન્યુમેરિકલદાતા ક્લાસ બનાવ્યો છે અને તેમાં મેઈન મેથડ ઉમેરી છે
હવે ચાલો જોઈએ કે ક્રમાંકને કેવી રીતે સંગ્રહીત કરવું
ઇન્ટ ડિસ્ટન્સ ઇકવલ ટુ 28 આ સ્ટેટમેંટ ઈન્ટીજર વેલ્યુને ડિસ્ટન્સ નામમાં સંગ્રહીત કરે છે
ડિસ્ટન્સ નામ ઈન્ટીજર વેરીએબલ કહેવાય છે
હવે આપણે વેરીએબલ distanceનો ઉપયોગ તેમાં સંગ્રહીત થયેલ વેલ્યુને પ્રીંટ કરવા માટે કરીશું
સિસ્ટમ ડોટ આઉટ ડોટ પ્રિન્ટલન
કૌંસમાં ડિસ્ટન્સ
આ સ્ટેટમેંટ વેરીએબલ ડિસ્ટન્સ ની વેલ્યુને પ્રીંટ કરે છે
ફાઈલને સેવ કરી રન કરો
આપણે જોઈ શકીએ છીએ કે વેલ્યુ 28 ડિસ્ટન્સ માં સંગ્રહીત થઇ છે અને તે પ્રીંટ થઇ છે
હવે ચાલો વેરીએબલમાં સંગ્રહીત થયેલ વેલ્યુને બદલીએ
28 ને 24 માં બદલો
સવે અને રન આપણે જોઈએ છીએ કે આઉટપુટ એ મુજબ બદલાયું છે
ઇન્ટ નકારાત્મક વેલ્યુઓને પણ સંગ્રહીત કરી શકે છે
24 ને ઓછા 25 માં બદલો
સવે અને રન
આપણે જોઈ શકીએ છે નકારાત્મક મુલ્યો પણ ઇન્ટ ટાઇપના વેરીએબલોમાં સંગ્રહીત થઇ શકે છે
ઇન્ટ ડેટા ટાઇપ આપણા મોટાભાગની પ્રોગ્રામિંગ જરૂરિયાતો માટે પૂરું પડે છે
પરંતુ આ વેલ્યુઓને માત્ર એક હદ સુધી જ સંગ્રહીત કરી શકે છે
ચાલો એક મોટી વેલ્યુ સંગ્રહીત કરવાનો પ્રયાસ કરીએ અને જોઈએ કે શું થાય છે
આપણે જોઈ શકીએ છીએ ક્રમાંકની નીચે લાલ લાઈન છે જે એક એરર દર્શાવે છે
એરર મેસેજ દર્શાવે છે થે નંબર ઇસ આઉટ ઓએફ રંગે ફોર એ વેરિએબલ ઓએફ થે ટાઇપ ઇન્ટ ઇન્ટ મેમરીના 32 બીટ્સ લે છે અને ફક્ત 2 ઘાત 31 થી 2 ઘાત 31 સુધીની વેલ્યુઓને સંગ્રહીત કરી શકે છે
મોટા ક્રમાંકોને સંગ્રહીત કરવા માટે જાવા લોંગ ડેટા ટાઇપ પ્રદાન કરે છે
ચાલો તેને મોટી વેલ્યુ સંગ્રહીત કરવા માટે વાપરીએ
ઇન્ટ ને લોંગ માં બદલો અને ક્રમાંકના અંતમાં કેપીટલ એલ ઉમેરો
Ctrl એસ દ્વારા તેને સંગ્રહીત કરો આપણે જોઈએ છીએ કે હવે કોઈપણ એરર નથી
ચાલો તેને Ctrl ફ11 દ્વારા રન કરીએ વેલ્યુ પ્રીંટ થઇ છે આપણે જોઈ શકીએ છીએ કે મોટા ક્રમાંકો લોંગ વેરીએબલમાં સંગ્રહીત થઇ શકે છે
હવે ચાલો દશાંશ ક્રમાંકને ઇન્ટ વેરીએબલમાં સંગ્રહીત કરીએ
લોંગ ને ઇન્ટ માં બદલો અને ક્રમાંકને 235 માં બદલો આપણે જોઈ શકીએ છીએ અહીં એક એરર છે
કારણ કે ઇન્ટ ફક્ત ઈન્ટીજરને સંગ્રહીત કરી શકે છે
દશાંશ ક્રમાંકોને સંગ્રહીત કરવા માટે આપણે ફ્લોટ વાપરવું પડશે
ડેટા ટાઇપ ફ્લોટ માં બદલો
અને વેલ્યુની અંતમાં ફ ઉમેરો
તેને સંગ્રહીત કરો
હવે કોઈપણ એરર નથી
તેને કન્ટ્રોલ ફ11 સાથે રન કરો આપણે જોઈ શકીએ છીએ દશાંશ વેલ્યુ સંગ્રહીત થઇ છે અને વેલ્યુ પ્રીંટ થઇ છે
હવે ચાલો વેરીએબલ ડિસ્ટન્સ ની વેલ્યુ બદલીએ દર્શાવ્યા પ્રમાણે દશાંશ બિંદુ બાદ ઘણા બધા ક્રમાંકો ઉમેરો
તેને સવે અને રન કરો
આપણે જોઈએ છીએ કે જે સંગ્રહીત થયું છે તે કરતા આઉટપુટ થોડું જુદું છે
કારણ કે ફ્લોટિંગ પોઇન્ટ ક્રમાંકનાં પ્રીસિઝનની એક હદ છે
જો તેને ચોકસાઈપૂર્વક સંગ્રહીત ન કરી શકાય તો તેને નજીકનાં શક્ય ક્રમાંકમાં આવરવામાં આવે છે
હવે ચાલો વેરીએબલ માટે નામ આપવાના નિયમો જોઈએ
નામની પહેલા ક્રમાંક 2 ઉમેરો
આપણે જોઈએ છીએ કે અહીં એક સિન્ટેક્સ એરર છે
કારણ કે વેરીએબલ નામ ફક્ત અંગ્રેજી વર્ણાક્ષર અથવા અંડરસ્કોર દ્વારા શરુ થવું જોઈએ
પણ સામાન્ય રીતે અંડરસ્કોર ને વેરીએબલ નામ શરુ કરવા માટે વાપરવામાં આવતું નથી
હવે ચાલો વેરીએબલ નામની અંતમાં ક્રમાંક ઉમેરીએ
આપણે જોઈએ છીએ કે અહીં કોઈપણ એરર નથી
વેરીએબલ નામ ક્રમાંકો ધરાવી શકે છે પણ શરૂઆતમાં નહી
હવે નામની મધ્યમાં અંડરસ્કોર ઉમેરો આપણે જોઈએ છીએ કે અહીં કોઈપણ એરર નથી
આનો અર્થ એ છે કે અંડરસ્કોર ને વેરીએબલ નામમાં પરવાનગી છે
પરંતુ વેરીએબલ નામમાં બીજા અન્ય પંક્ચ્યુએશન સિન્ટેક્સ એરર અથવા બીજી એરરો આપે છે
આ રીતે તમે જાવામાં સંખ્યાત્મક ડેટાને સંગ્રહીત કરી શકો છો
અહીં આ ટ્યુટોરીયલ સમાપ્ત થાય છે
આ ટ્યુટોરીયલમાં આપણે વિવિધ ન્યુમેરિકલ ડેટાટાઇપ્સ વિશે શીખ્યા
અને ન્યુમેરિકલ દાતા ને કેવી રીતે સંગ્રહીત કરવું
અને આપણે વેરિયેબલોને નામ આપવા માટેના નિયમો પણ શીખ્યા
આ ટ્યુટોરીયલ માટે એસાઈનમેંટ તરીકે બીજા ન્યુમેરીકલ ડેટા ટાઇપ વિશે વાંચો અને જુઓ કે તે ઇન્ટ અને ફ્લોટ થી કેવી રીતે જુદા છે
જાવા ટ્યુટોરીયલો આપેલ લીંક પર ઉપલબ્ધ છે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
1 તે સ્પોકન ટ્યુટોરીયલ પ્રોજેક્ટનો સારાંશ આપે છે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
આ મિશન પર વધુ માહિતી નીચે આપેલ લીંક પર ઉપલબ્ધ છે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
જોડાવા બદ્દલ આભાર